એક્સફીગ દ્વારા બ્લોક ડાયાગ્રામ નિર્માણ ના મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે
આ ટ્યુ્ટોરીઅલમાંઅમે સમજાવીશું કે નીચેના પ્રકારનો બ્લોક ડાયાગ્રામ કેવી રીતે બનાવાય
આ હેતુ માટેના જરૂરી સાધનો આપણે જોઈશું હું એક્સ ફીગજે બ્લોક ડાયાગ્રામ બનાવવા માટે એક સક્ષમ ઓજાર છે તેનો ઉપયોગ કરીશ
હું આવૃત્તિ ૩૨પેચ સ્તર ૫ નો ઉપયોગ કરી રહી છું
હું ટેર્મીનલ અને પીડીએફ નો પણ ઉપયોગ કરીશ
હું આ ટ્યુ્ટોરીઅલ મેક ઓએસ એક્સ ઉપર બનાવી રહી છું
એક્સફીગ લિનક્સ અને વિન્ડોઝ પર પણ કામ કરે છે
લિનક્સ પર સ્થાપન કરવું સૌથી સરળ છે
એક્સફીગ નો ઉપયોગ કરવાની પદ્ધતિ ત્રણેયમાં સરખી છે
એક્સફીગ માટે ત્રણ બટન વાળું માઉસ વાપરવું ઉચિત છે
પણ એક કે બે બટનવાળું માઉસ પણ કામમાં લઇ શકાય
એક્સફીગ માટેની ઉપયોગકર્તાની પુસ્તિકા વેબ ઉપર ઉપલબ્ધ છે
ચાલો તે જોઈએઆ પૃષ્ઠમાં એક્સફીગની પ્રસ્તાવના આપણે જોઈ શકીએ છીએ
આપણે પુસ્તિકાની વિષયક સૂચી અહીં જોઈ શીકીએ છીએ
એને દબાવીએ
આપણે અહીં એક્સફીગ બનાવનારાઓની જાણકારી જોઈ શકીએ છીએ
ચાલો આ પૃષ્ઠ જોઈએ
હું હવે આ ટ્યુ્ટોરીઅલ માટે પડદાનું વિન્યાસસ્ક્રીન કોન્ફીગરેશન સમજાવીશ
તેમાં સ્લ્યાઈદ્સએક્સફીગઇનટરનેટ બ્રાવઝર ફાયરફોક્ષ અને ટેર્મીનલ છે
મેક પર એક્સફીગ શરૂ કરવા આ આદેશનો ઉપયોગ થાય છે
આ બધી બારીઓને એવી રીતે ગોઠવી છે કે એક થી બીજામાં ફેરબદલી સરળતાથી થાય
તમો સૌ અધ્યેતાગણ બારીઓની ફેરબદલી સાક્ષાત જોઈ શકો છો
ચાલો એક્સફીગ શરૂ કરીએ
એક્સફીગ કાર્યપત્રકવર્કશીટની ડાબી બાજુએ ડ્રોઈંગ મોડ પેનલ છે
આ પેનલના ઉપરના અડધા ભાગમાં જે બટનો છે તે જુદી જુદી વસ્તુઓ બનાવવા ઉપયોગી છે
નીચેના બટનો તેમની સાથે કામ કરવા માટે છે
ઉપરના બટનોથી ફાઈલ અને એડિટ જેવા કાર્યો અમલમાં મૂકી શકાય
અહીં વચ્ચે જે જગ્યા છે તેને કેનવાસ કહેવાય છે
આ એ જગ્યા છે જ્યાં આકૃતિઓ બનાવાશે
ચાલો રેખાકૃતિ સાથે શરૂઆત કરીએ
પહેલી વસ્તુ હું કેનવાસ ઉપર સંખ્યાંકિત ચોરસોગ્રીડ્સ મુકવાની કરીશ
આ હું નીચે આપેલ ગ્રીડ મોડ બટન દબાવીને કરું છું
આપણે સંખ્યાંકિત ચોરસોના જુદા જુદા પરિમાણ પસંદ કરી શકીએહું વચ્ચેના ને પસંદ કરું છું
સંખ્યાંકિત ચોરસો જુદા જુદા આકારોને એક હરોળમાં લાવવામાં મદદ કરે છે
આ ટ્યુ્ટોરીઅલમાં દબાવવુંમતલબ માઉસના ડાબા બટન ને દબાવી અને છોડવું
એજ રીતેકોઈ બટનને પસંદ કરવું એટલે તમારે તેને માઉસના ડાબા બટનથી દબાવવું
જો કોઈ અલગ ક્રિયા હશે તો હું જણાવીશ
આપણે આકૃતિમાં બોક્ષ મૂકવા માંગીએ છીએતો ચાલો ડાબી બાજુના પેનલમાંથી તીષ્ણ ખૂણાવાળા બોક્ષ ચિન્હ ને પસંદ કરીએ
000443 000349 જ્યાં આપણે બોક્ષને મુકવા માંગીએ છીએ તે જગ્યાએ જઈશું
આપણે આ ચોક્કસ સ્થળ ઉપર માઉસ દબાવીશું
આથી બોક્ષનો ઉત્તર પશ્ચિમી ખૂણો નિશ્ચિત થયો
હવે માઉસને વિરુદ્ધ દિશામાં એટલે સુધી લઇ જાવ કે જેથી બોક્સનું જોઈતું પરિમાણ મળે
જેવું બોક્ષનું પરિમાણ સાચું થાયમાઉસ ફરીવાર દબાવીશું
બોક્ષ હવે બની ગયું છે
હવે આપણે એક્સ ફીગ ના લક્ષણ એડિટ નો ઉપયોગ સમજીશુંજેના ઉપયોગથીઆપણે બોક્ષની જાડાઈ વધારીશું
ચાલો ડાબી બાજુના પેનલમાંનું એડિટ બટન દબાવીએ
આપણે જોઈએ શકીએ છીએ કે બોક્ષના બધા મહત્વપૂર્ણ બિંદુઓ દેખાય છે
આમાંથી કોઈ એક બિંદુ પર દબાવીએ અને બોક્ષ પસંદ કરીએ
એક ડાયલોગ બોક્ષ ખુલે છે
આપણે માઉસને વિડ્થ બોક્ષ પર લઇ જઈએ
ધ્યાન રાખો કે માઉસ પોઈન્તર બોક્ષમાં જ રહે
ચાલો આ સર્વસાધારણ કિંમત ૧ ને રદ કરીએ
જો માઉસ બોક્ષની અંદર નહિ હોય તો આ બોક્ષના ઘટકો નહીં બદલાય
જો લખતી વખતે માઉસ બોક્ષની બહાર જતું રહે તો તેને બોક્ષની અંદર લાવો અને લખવાનું ચાલુ રાખો
ચાલો હવે ૨ દાખલ કરીએ
આપણે ડન દબાવીએચાલો હું આ બતાઉં
ડન પર દબાવો અને ડાયલોગ બોક્ષ છોડી દો
આપણે જોઈ શકીએ છીએ બોક્ષની જાડાઈ વધી છે
હવે આપણે નિર્દેશક ચિન્હ વાળી લીટીઓ ઉમેરીશું
ચાલો ડાબી બાજુના પેનલમાંથી પોલીલાઈન બટન પસંદ કરીએ
નીચેની પેનલને એટ્રીબુટગુણ પેનલ કેહવાય છે
આ પેનલમાં રહેલા બટનોના ઉપયોગથી દરેક વસ્તુના માપદંડ બદલી શકાય છે
બટનોની સંખ્યાનો બદલાવપસંદ કરેલી વસ્તુ ઉપર નિર્ધારિત છે
એટ્રીબુટ પેનલમાંથી ચાલો એરો મોડ પસંદ કરીએ
ચાલો ડાયલોગ બોક્ષમાં બીજા વિકલ્પને પસંદ કરીએજે લીટીને છેડે નિર્દેશક ચિન્હ આપશે
એરો ટાઈપ બટન ને દબાવીએ
જે બારી દ્રશ્યમાન છેતેમાંથી ગમતું નિર્દેશક ચિન્હનું માથું પસંદ કરીએ
ચાલો આપણને જ્યાંથી લીટી જોઈએ છે તે ચોક્કસ સ્થળે માઉસ દબાવીએ
જોઈતી લીટીના અંતિમ બિંદુએ માઉસને લઇ જઈએ
હવે માઉસના વચ્ચેના બટનથી ત્યાં દબાવીએ
નિર્દેશક ચિન્હવાળી લીટી બને છે
યાદ રાખોઆ લીટી પૂરી કરવા વચ્ચેનું બટન દબાવવું
ડાબું કે જમણું નહીં
જો તમે ભૂલ કરો તો એડિટ દબાવી અન્ડું દબાવો
હવે પહેલી લીટીની નકલ કાઢીએ અને બોક્સમાં જ્યાં આઉટપુટ દર્શાવવું છે ત્યાં એક બીજી લીટી બનાવીએ
કોપી બટન ને ડાબી બાજુના પેનલમાંથી પસંદ કરો
લીટી પસંદ કરો
માઉસને નિર્ધારિત સ્થાને લઇ જઈ દબાવો
લીટી નકલ થઇ ગઈ
ચાલો થોડું લખાણ મુકીએ
ડાબી બાજુના પેનલમાંથી ટી દ્વારા સૂચિત કરેલ ટેક્સ્ટ બોક્ષ દબાવો
ચાલો લખાણના અક્ષર નું પરિમાણ નક્કી કરીએ
ચાલો એટ્રીબુટ પેનલ માંથી ટેક્સ્ટ સાઈઝ બટન દબાવો અને ડાયલોગ બારી મેળવો
માઉસને વેલ્યુકિંમત બોક્ષ પર લઇ જાઓ અને ત્યાં માઉસને રાખો
ચાલો સર્વસાધારણ કિંમત ૧૨ ને હટાવો અને ૧૬ લખો
બટન સેટ ને પસંદ કરો
ડાયલોગ બોક્ષ બંધ થયું અને એટ્રીબુટ પેનલ માં લખાણનું પરિમાણ ૧૬ દેખાય છે
આપણે લખાણને મધ્યમા સંરેખિત કરીએ
એટ્રીબુટ પેનલમાં ટેક્સ્ટ જસ્ટ બટન દબાવીએ
એક ડાયલોગ બોક્ષ ખુલે છે
મધ્યમાં સંરેખિત કરવા વચ્ચેવાળાને પસંદ કરીએ
બોક્ષના મધ્ય પર માઉસ દબાવીએ
હું પ્લાન્ટ લખીશ અને માઉસ દબાવીશ
લખાણ બની ગયું છે
જો જરૂર હોય તોડાબી બાજુના પેનલ પરથી મુવ કળ દ્વારા લખાણ ખસેડી શકું છું
ચાલો આ આકૃતિનો સંગ્રહસેવ કરીએ
એક્સફીગના ઉપરના ડાબા ખૂણામાં ફાઈલ બટનને દબાવીએમાઉસને પકડી રાખો અને સેવ સુધી ખસેડો અને બટન છોડો
આ પ્રથમ વખત હોવાથીએક્સફીગ ફાઈલનામ પૂછે છે
આપણે ડીરેકટરી પસંદ કરી અને પછી ફાઈલનામ આપી શકીએ
ચાલો બ્લોક નામ આપીએ અને સેવ પસંદ કરીએ

ફાઈલ બ્લોકફીગ થી સેવ થશે
તમે ઉપર નામ જોઈ શકો છો
ચાલો હવે ફાઈલને નિકાસએક્સપોર્ટ કરીએ
ફાઈલ બટન પર ફરી દબાવીએમાઉસ પકડી અને એક્સપોર્ટ તરફ ખસેડીએ
લેન્ગવેજ પછીના બોક્ષ પર દબાવીએમાઉસ પકડી તેને પીડીએફ તરફ ખસેડી અને પીડીએફ રચના પસંદ કરવા ત્યાં માઉસ છોડીએ
હવે એક્સપોર્ટ બટન દબાવીએઆપણને બ્લોકપીડીએફ ફાઈલ મળે છે
ટેર્મીનલમાંથી ઓપન બ્લોકપીડીએફ આદેશ આપી આ ફાઈલ ખોલીએ
હવે આપણને જોઈતી આકૃતિ આપણી પાસે છે
ચાલો આપણો હેતુ પાર પડ્યોઆપણી પાસે જોઈતી આકૃતિ છે
હવે લો તમને સ્વાધ્યાય કાર્ય આપું
બોક્સને બદલે અન્ય વિભિન્ન આકારો મુકો
પોલીલાઈનના ઉપયોગ થી એક લંબચોરસ બનાવોઆકૃતિમાં નિર્દેશક ચિન્હનું પરિમાણ અને દિશા બદલો
લખાણલીટી અને બોક્ષને વિભિન્ન સ્થાને લઇ જાઓ
ફાઈલને ઈ પી એસ સંરૂપમાં નિકાસો અને તેને જુઓ
બ્લોકફીગ ફાઈલને એડિટરમાં જુઓ અને વિભિન્ન ઘટકોને ઓળખો
કોઈ સદંતર જુદોજ બ્લોક ડાયાગ્રામ બનાવો
હવે આપણે આ ટ્યુ્ટોરીઅલ સમાપ્ત કરીએ છીએ
મૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજના નો ભાગ છેજેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને ictમેહર્દ ભારત સરકારના માધ્યમથી સમર્થિત કરેલ છે
મિશન વિષે વધુ જાણકારી લિંક httpspoken tutorialorgNMEICT Intro ઉપર ઉપલબ્ધ છે
મેં બીજા થોડા વેબ પેજ ડાઉનલોડ કરેલ છે
મૌખિક ટ્યુ્ટોરીઅલ યોજનાની વેબસાઈટ httpspoken tutorialorghttpspoken tutorialઓર્ગ છે
આ પ્રકલ્પ લિંક વ્હાટ ઇસ એ સ્પોકન ટ્યુટોરિયલ ઉપરના વીડિઓ દ્વારા સમજાવેલ છે
આ spoken tutorialorgવિકી પરઅમારા પ્રકલ્પ દ્વારા સમર્થિત ફોસ સાધનોની સૂચી રાખેલ છે
અહીં એક્સફીગનું વિવરણ ધરાવતું પૃષ્ઠ પણ જોઈ શકશો

તમારો સહભાગ તેમજ તમારી પ્રતિક્રિયાઓ મેળવવા અમે ઉત્સુક છીએ
આઈઆઈટી બોમ્બે તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું
આ મૌખિક ટ્યુ્ટોરીઅલમાં ભાગ લેવા તમારો આભાર